આ એક ચિત્ર વોટરપાર્ક નું છે એવો વચ્ચે માછલી જેવી રાઈડ પણ છે.

આ એક ફૂડ કોર્ટ ની ઈમેજ છે તેમજ ઘણાંબધા ઝાડવાઓ છે.

ટેબલ છે ખુરચી છે સાઈડ માં લેપટોપ છે પ્રિન્ટર છે અને ફાઈલ પડી છે.

અને આ ક્લાસરૂમ માં બે પંખા જ દેખાય છે એક એ_સી છે અને વ્હાઇટ બોર્ડ છે ઉપરની સાઈડ લાઈટો છે.

અને આ નુ વ્હાઇટ કલર નુ બાજકુ છે અને આ તગારુ પણ છે.

એક પાણીની બોટલ પાણીની પરબડું છે એક શુફકેન્ડીનું છે અને કન્ટ્રક્શન ની સાઇડ ક્રેન પણ ઉભી છે.

આ પેટ્રોલ પંપ બાલાજી પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ માં--

જૂની ઈટો છે સુકાયેલું ઘાસ છે નીચે રેતાળ જમીન છે અને બહુ જૂનું ઈટોનું બનાવેલું ઘર છે.

એક લાઇટ નો થાંભલો છે વગેરે છે.

આ ઇમેજ એક હાઈવે ની છે સ નીચેથી નદી જાય છે પાછળની સાઇડ ઘણા બધા વૃક્ષો છે એક માણસ ફોટો પડાવ્યો--

આ એક ઇમેજ પાર્ટી પ્લોટ ની છે તેમા બ્લુ કલર નુ બઉ મસ્ત શણગારવામાં આવેલું છે આગળ મસ્ત ડેકોરેશન કરેલુ મોલ્લો છે.

અને આમાં ઘણા બધા શાકભાજીઓ છે લીંબુ છે કોબીજ છે રિંગરા છે ટમેટા છે વગેરે શાકભાજીઓ છે.

આ એક ઇમેજ રોડ ની છે બાજુમાં.

ગાડીઓ પણ છે અને ઘણા માણસો પણ છે રીક્ષા છે પાછળની સાઈડ ઝાડવાઓ પણ છે.

આ એક જિમ નો ફોટો છે એમા એક છોકરો સેલ્ફી પાડે છે તેના હાથમા--

ફ્રીજ છે એક મેડિકલ વાળો છે અને ઘણા લોકો દવાઓ ખરીદે છે ઉપરની સાઈડ લાઈટો પણ છે.

એક ઇમેજ નદીની છે અંદર જહાજ છે.

ઉપર આકાશ દેખાય છે ને તેમાં તારાઓ ટમટમતા દેખાય છે ને નીચે ક્લોન પણ છે.

આ એક રોડ ની ઇમેજ છે તેમાં ગાડીઓ દેખાય છે.

તેમા આગળ ની સાઈડ એક કારખાનું છે ફેક્ટરી ટાઈપ ઉપરથી તાર જાય છે.

આ એક ચિત્ર પોસ્ટ ઓફિસ નુ છે તેમા એક બારી છે બારીની અંદર પણ ગ્રીલો મૂકેલી છે.

આજુ બાજુ લીલા લીલા ઘણા ઝાડવાઓ પણ છે વચમાં એક થાંભલો છે.

પાછળની સાઇડ બિલ્ડીંગ બની રહી છે દિવાલ છે અને લાઈટો પણ છે.